અહીં એક ગૌશાળા છે એમાં ઘણી બધી ગાયો છે લાલ કલર ની છે બ્લેક કલર વારી છે.

એકે ડાર્ક કૉફી ડાર્ક કલર નુ ટીશર્ટ પેર્યુ છે માથા પર ટોપી પેરેલી છે પછી એની ઉપર છાપરું છે.

આ એક મેડિકલ સ્ટોર જેમાં ઘણી બધી જાતની દુકાનો દેખાય છે ઘણા બધા છે.

કોફી જેવુ શર્ટ પહેરેલુ છે ટેબલ દેખાય છે ટેબલ ઉપર ઘણી બધી વસ્તુઓ છે એમા કાતર દેખાય છે.

વચ્ચે જલારામ બાપા છે પછી એક પૂજારી એની આરતી ઉતારી રહ્યો છે બાજુમાં બધા બીજી મૂર્તિઓ છે ગણેશજીની રાધા કૃષ્ણની.

બાઈકો પાર્ક કરેલી છે એક એક્ટિવા પાર્ક કરેલુ છે બાજુમાં એક યેલો કલર નુ બિલ્ડીંગ છે.

આગળ બધા છોકરાઓ ઊભા છે એમા કેટલાકે જીન્સ પેર્યા છે એક ધોતી પેરી છે.

તેમા ઘણી બધી ખુરશીઓ છે ઘણા બધા જેન્ટ્સ બેઠેલા છે લેડીઝ બેઠેલા છે જમણવાર ચાલે છે.

આ એક ગાર્ડન જેવુ લાગે છે મોટા મોટા નારિયેળીનાં ઞાડ છે રસ્તો છે કેટલા સાઈડ માં ઝાડ વાયેલાં છે.

અને ઉપર આકાશ વચ્ચે ઉપર ધ્વજ લહેરાય છે લહેરાઈ રહ્યો છે.

ઉપર ટર્મિનલ કે એવુ કઈ લખેલુ છે એક જેન્ટ્સ છે પાછળ બીજો એક જેન્ટ્સ ઊભો છે ટેબલ જેવુ છે એની પર ઘણા બધા કપડા કલોથ્સ પડેલા છે.

અને એક પાછળ ઉભો છે ને એ માનસના માથામાં હેલ્મેટ જેવું છે કોઈ એક માનસ બેઠેલો પણ લાગે--

ને એક પ્રતીક મૉલ એવુ શબ્દ લખેલુ છે આસમાની કલર નું બિલ્ડિંગ છે ઘણી બધી અંદર ઑફિસો છે.

એ આસમાની કલર ની લાઈટો કરેલી છે ચિત્રો બધા લટકાય છે બધા --

લેડીઝ જેન્ટ્સ ઉભેલા દેખાય છે એમા એક જણે ચેક્સ વાળો શર્ટ પેહેર્યો છે એક જણાએ બ્લેક કલર નું ટીશર્ટ પડી છે કોઈ આસમાની પણ--

પાછળ એક બિલ્ડિંગ મા ઝાડવા છે બિલ્ડિંગ નુ ક્રીમ કલર જેની પર કોફી કલર --